તેવું લાગી રહ્યું છે અને બન્ને રોડ ની બન્ને સાઇડ અ ટુ અ ફોરવીલર પાર્ક કરેલા છે.

અમ મ માં ફ્રોઝન વસ્તુઓ અને ફ્રોઝન વેજીટેબલ્સ છે.

તેથી અ કોઈ મકાનની નજીકમાં ગાર્ડન બની રહ્યુ હોય એવુ લાગી રહ્યુ છે.

અ સેલ્ફ માં પણ પડેલા છે અને લટકાવેલા પણ દેખાય રહ્યા છે.

એને ખોદકામ કરતા જે પથ્થરો અને તેની જે જીવન શૈલી નીકળી છે એવુ લાગી રહ્યુ છે ત્યાં આગળ અ--

અ ગ્રીન ઝાડ ઊઘી ગયેલા છે અને પથ્થરો અસ્થવ્યસ્થ પડ્યા છે.

અને એ બિલ્ડીંગ કોય કૉલેજ યા મોટી ઇન્સ્ટિટ્યૂટ હોય એવુ લાગી રહ્યું છે એ બિલ્ડન્ગ બિલ્ડીંગ ની પાછળની--

એના મંડપની ઉપર ગ્રીન કલર ના પત્તાથી ડિઝાઇન કરેલી છે.

બધીજ અલગ અલગ ઘરની જરૂરિયાતની વસ્તુઓ મળતી હોય તે શેલ્ફ મા ગોઠવેલી દેખાય રહી છે.

આ કોઈ મંદિરનો ફોટો લાગી રહ્યો છે કદાચે જૈન મંદિર પણ--

જેથી અ બંને ગોલ પોસ્ટ ઉપર એક એક ખેલાડી ઊભા છે.

અને વ્હાઇટ કલર થી લાઈટિંગ બહુત સુંદર દેખાય રહી છે.